લીબરઓફીસ કેલ્કમાં ફોર્મુલાઓ અને ફંક્શનો પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આ વિશે શીખીશું કંડીશનલ ઓપરેટર ifઓર સ્ટેટમેંટ બેઝીક સ્ટેટેસ્ટીક ફંકશન્સ સંખ્યાઓ નું પૂર્ણાંકન અહીં આપણે ઓપરેટીંગ સિસ્ટમ તરીકે ઉબુંટૂ લિનક્સ આવૃત્તિ 1004 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 334 ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ
આપણે પહેલાથી જ બેઝીક એરીથમેટીક ઓપરેટરોને લાગુ કરતા શીખી લીધું છે જેમ કે ડેટા પર એડીશન સરવાળો સબટ્રેકશન બાદબાકી અને એવરેજ સરેરાશ
ચાલો કેટલાક બીજાં ઉપયોગી ઓપરેટરો વિશે શીખીએ
એમાંનો સૌથી સામાન્ય વપરાતો ઓપરેટર છે કંડીશનલ ઓપરેટર
કંડીશનલ ઓપરેટર યુઝર દ્વારા ડેટા પર લાગું થયેલી શરતો માટે તપાસ કરે છે
અને પછી પરિણામને બૂલીયન ટ્રૂ અથવા ફળસે માં દર્શાવે છે
personal finance trackerઓડ્સ ખોલીએ
અહીં કોસ્ટ શીર્ષક અંદર આપણે અનેક વસ્તુઓની વેલ્યુઓને યાદી કરેલી છે
તે પર કંડીશનલ ઓપરેટર્સ લાગું કરો અને પરિણામોનું વિશ્લેષણ કરો
બી10 તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરો અને તેમાં કન્ડિશન રિઝલ્ટ ટાઈપ કરો
હવે સી10 તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરો
કન્ડીશનનું પરિણામ લાગું કરવામાં આવશે અને આ સેલમાં દેખાશે
નોંધ લો કે હાઉસ રેન્ટ ની વેલ્યુ રૂપિયા 6000 છે
ઇલેક્ટ્રિસિટી બિલ ની વેલ્યુ રૂપિયા 800 છે
હાઉસ રેન્ટ ની વેલ્યુ ઇલેક્ટ્રિસિટી બિલ ની વેલ્યુ કરતા વધારે છે
આપણે તે પર જુદી જુદી કન્ડીશન લાગું કરી પરિણામોને તપાસ કરી શકીએ છીએ
સી10 તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરો
આ સેલમાં પહેલી કંડીશન ઇસ ઇક્વલ ટીઓ સી3 ગ્રેટર થાન સી4 તરીકે ટાઈપ કરો અને Enter કી દબાવો
જયારે સી3 સેલની વેલ્યુ સી4 સેલની વેલ્યુ કરતા વધું છે તો આપણને પરિણામ ટ્રૂ મળે છે
હવે ચાલો આ કંડીશનલ સ્ટેટમેંટને ઇસ ઇક્વલ ટીઓ સી3 લેસ થાન સી4 માં બદલીએ Enter દબાવો
આપણને પરિણામ ફળસે મળે છે
એ જ રીતે તમે બીજાં કંડીશનલ સ્ટેટમેંટોને લાગું કરી શકો છો અને પરિણામોનો અભ્યાસ કરી શકો છો
આ સ્ટેટમેંટ અત્યંત ઉપયોગી છે જ્યારે મોટી માત્રામાં આવેલ ડેટા સાથે વ્યવહાર કરીએ છીએ
તમે ડેટા પર આઇએફ અને ઓર કંડીશન પણ વાપરી શકો છો પરિણામોને પ્રિંટ કરવા માટે કંડીશન અનુસાર જે ટ્રૂ ધરાવે છે
સી10 તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરીએ અને ટાઈપ કરીએ ઇસ ઇક્વલ ટીઓ આઇએફ અને કૌંસમાં સી3 ગ્રેટર થાન સી4 અલ્પવિરામ બમણાં અવતરણમાં પોઝિટિવ અલ્પવિરામ અને ફરીથી બમણાં અવતરણમાં નેગેટિવ
એનો અર્થ છે કે જો સેલ સી3 ની વેલ્યુ સેલ સી4 ની વેલ્યુ કરતા વધારે હોય તો પોઝિટિવ દર્શાવશે
નહી તો નેગેટિવ દર્શાવશે
હવે Enter દબાવો
નોંધ લો કે પરિણામ પોઝિટિવ છે કારણ કે રૂપિયા 6000 રૂપિયા 800 કરતા વધારે છે
હવે કંડીશન સ્ટેટમેંટમાં ગ્રેટર થાન ને લેસ થાન માં બદલીએ અને Enter કી દબાવીએ
નોંધ લો કે પરિણામ હવે નેગેટિવ છે કારણ કે સેલ સી3 ની વેલ્યુ સેલ સી4 ની વેલ્યુ કરતા વધારે છે
તમે પરિણામમાં પણ ફેરફાર જોઈ શકો છો જો આપણે સેલ સી3 અને સી4 માં ડેટા બદલીએ છીએ
પરિણામ જે હવે દેખાય છે તે નેગેટિવ છે
હવે સેલ સી4 માં વેલ્યુને 7000 પર વધારી Enter કી દબાવો
પરિણામ આપમેળે પોઝિટિવ માં બદલાય છે
ફરીથી સેલ સી4 ની વેલ્યુ 800 જેટલી ઓછી કરીએ
અને Enter કી દબાવીએ
પરિણામ ફરીથી આપમેળે નેગેટિવ માં બદલાય છે
હવે ચાલો કરેલાં ફેરફારોને રદ્દ કરીએ
આગળ અમુક એરીથ્મેતિક અને સ્ટેટીસ્ટીક ફંકશન્સ શીખીએ
બેઝીક એરીથ્મેતિક ફંકશનોમાં નીચેનાનો સમાવેશ થાય છે સુમ સરવાળા માટે પ્રોડક્ટ ગુણાકાર માટે ક્વોશન્ટ ભાગાકાર માટે અને અન્ય ઘણાબધાં જે આપણે અગાઉનાં ટ્યુટોરીયલોમાં પહેલા શીખ્યા છીએ
હવે કેટલાક ઓપરેશન્સ કરીએ એ તપાસવા માટે કે સુમ સમ પ્રોડક્ટ પ્રોડક્ટ અને ક્વોશન્ટ ક્વોશીએંટ ફંકશનો કેવી રીતે કાર્ય કરે છે
પહેલા શીટ 3 ને પસંદ કરો
બી1 બી2 અને બી3 તરીકે સંદર્ભિત થયેલી સેલો અંદર અનુક્રમે 50100 અને 150 ક્રમાંકો દાખલ કરો
એ4 સેલ પર ક્લિક કરો અને સુમ ટાઈપ કરો
બી4 સેલ પર ક્લિક કરો
આપણે આ સેલમાં પરિણામની ગણતરી કરીશું
ટાઈપ કરો ઇસ ઇક્વલ ટીઓ સુમ અને કૌંસમાં બી1 અલ્પવિરામ બી2 અલ્પવિરામ બી3
Enter દબાવો
નોંધ લો કે પરિણામ 300 દર્શાવે છે
તમે આ પ્રમાણે સેલોની શ્રેણી પણ દાખલ કરી શકો છો બી4 પર ફરીથી ક્લિક કરો
હવે કૌંસમાં બી1 અલ્પવિરામ બી2 અલ્પવિરામ બી3 ને બદલે બી1 કોલન બી3 ટાઈપ કરો Enter દબાવો
ફરી એકવાર પરિણામ 300 દર્શાવે છે હવે સેલ એ5 પર ક્લિક કરી પ્રોડક્ટ ટાઈપ કરો
સેલ બી5 પર ક્લિક કરો
અહીં ટાઈપ કરો ઇસ ઇક્વલ ટીઓ પ્રોડક્ટ અને કૌંસમાં બી1 કોલન બી3
Enter દબાવો
નોંધ લો કે પરિણામ 750000 દર્શાવે છે
હવે ચાલો જોઈએ કે ક્વોશન્ટ કેવી રીતે કામ કરે છે
એ6 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને ક્વોશન્ટ ટાઈપ કરો
હવે સેલ બી6 પર ક્લિક કરો
આપણે આ સેલને પરિણામની ગણતરી કરવા માટે ઉપયોગ કરીશું
અને ટાઈપ કરો ઇસ ઇક્વલ ટીઓ ક્વોશન્ટ અને કૌંસ અંદર બી2 અલ્પવિરામ બી1
Enter દબાવો
તમને પરિણામ 2 મળશે
કારણ કે 100 ભાગ્યા 50 એ 2 આપે છે
એજ રીતે આપણે કેલ્કમાં વિવિધ એરીથ્મેતિક ઓપરેશન્સ કરી શકીએ છીએ
હવે ચાલો શીખીએ કે સ્ટેટીસ્ટીક ફંકશનોને કેવી રીતે અમલમાં મુકવું
સ્ટેટીસ્ટીક ફંકશનો આ માટે ઉપયોગી છે સ્પ્રેડશીટમાં ડેટાનું વિશ્લેષણ કરવા માટે
ઉદાહરણ તરીકે ફંકશનો જેવા કે કાઉન્ટ મિન મેક્સ મીડિયન મોડે અને અન્ય ઘણા નો પ્રકાર સ્ટેટીસ્ટીકલ હોય છે
પહેલા શીટ 1 પર ક્લિક કરીએ
ચાલો જોઈએ કે સ્ટેટીસ્ટીકલ ફંકશનો વાપરીને ન્યૂનતમ અધિકતમ અને મધ્યાંકન કિંમતોને કેવી રીતે શોધવી
સી10 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરીએ જ્યાં પરિણામ દર્શાવીશું
કોસ્ટ શીર્ષક અંદર ખુબ જ ઓછા પ્રવેશો છે
ન્યૂનતમ કિંમત રૂપિયા 300 છે
અધિકતમ કિંમત રૂપિયા 6000 છે
આ પરિણામો છે જે પ્રદર્શિત થવા જોઈએ જયારે આપણે તેમનાં ફંકશનોને ઉપયોગમાં લઈએ છીએ
સેલ સી10 માં ટાઈપ કરો ઇસ ઇક્વલ ટીઓ મેક્સ અને કૌંસમાં સી3 કોલન સી7
હવે Enter કી દબાવો
નોંધ લો કે પરિણામ 6000 છે જે કોલમમાં અધિકતમ કિંમત છે
હવે ચાલો સ્ટેટમેંટમાં મેક્સ શબ્દને મિન સાથે બદલીએ
અને Enter કી દબાવો
નોંધ લો કે પરિણામ 300 છે જે કોસ્ટ કોલમમાં ન્યુનતમ કિંમત છે
મધ્યાંકન વેલ્યુ શોધવા માટે મિન શબ્દને મીડિયન સાથે બદલો
અને Enter કી દબાવો
પરિણામ 800 દર્શાવે છે જે કોલમમાં મધ્યાંકન કિંમત છે
એ જ રીતે તમે ડેટા પર બીજાં સ્ટેટીસ્ટીકલ ફંકશનોને વાપરી શકો છો અને એ અનુસાર તેનું વિશ્લેષણ કરી શકો છો
આ સેલનાં ફેરફારને રદ્દ કરીએ
હવે ચાલો શીખીએ કે ક્રમાંકોને પૂર્ણાંક કેવી રીતે બનાવવા
કોસ્ટ શીર્ષક અંદર અમુક ફેરફાર કરીએ
આપણે બદલીશું 6000 ને 600034 માં 600 ને 6004 300 ને 3003 માં
હવે બી11 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને રાઉન્ડિંગ ઓફ શીર્ષક ટાઈપ કરો
સી11 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો જ્યાં આપણે કોસ્ટ શીર્ષક અંદર આવેલ વસ્તુઓની કુલ સંખ્યા શોધીશું
સી11 સેલમાં ઇસ ઇક્વલ ટીઓ સુમ ટાઈપ કરો અને કૌંસમાં સી3 કોલન સી7
હવે Enter કી દબાવો
નોંધ લો કે કુલ સરવાળો 970104 છે
હવે માનો કે પરિણામમાં કોઈપણ દશાંક સ્થાન જોઈતું નથી
શ્રેષ્ઠ ઉકેલ એ છે કે પરિણામને નજીકનાં સંપૂર્ણ ક્રમાંકમાં પૂર્ણાંક કરો
કુલ સંખ્યા 970104 વાળા સેલ પર ક્લિક કરો
ટાઈપ કરો ઇસ ઇક્વલ ટીઓ રાઉન્ડ કૌંસમાં સુમ અને ફરીથી કૌંસમાં સી3 કોલન સી7
કૌંસ બંધ કરો
Enter કી દબાવો
તમે જોશો કે પરિણામ હવે 9701 છે જે નજીકનાં પૂર્ણ ક્રમાંકમાં બનાવેલ પૂર્ણાંક 970104 છે
પૂર્ણાંક બનાવવું ક્યાં તો નીચલાં પૂર્ણ ક્રમાંકને અથવા તો ઉચ્ચ ક્રમાંકને થઇ શકે છે
ચાલો પરિણામ સાથેની સેલ પર ક્લિક કરીએ અને રાઉન્ડ ને રાઉન્ડઅપ શબ્દ થી એડીટ કરીએ
હવે Enter કી દબાવો
તમે જુઓ છો કે પરિણામ હવે 9702 છે જે ઉચ્ચ પૂર્ણ ક્રમાંક છે
નીચલાં પૂર્ણ ક્રમાંકને પૂર્ણાંક બનાવવાં માટે રાઉન્ડઅપ ને રાઉન્ડડાઉન શબ્દથી બદલો
અને Enter કી દબાવો
પરિણામ હવે 9701 છે જે નીચલું પૂર્ણ ક્રમાંક છે
આપણી personal finance trackerઓડ્સ ને તેનાં મૂળ સ્વરૂપમાં મેળવવા માટે ચાલો આ ફેરફારોને અન ડૂ કરીએ
લીબરઓફીસ કેલ્ક પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે
સારાંશમાં આપણે નીચે આપેલ વિશે શીખ્યાં કંડીશનલ ઓપરેટર ifઓર સ્ટેટમેંટ બેઝીક સ્ટેટીસ્ટીક્સ ફંક્શનો રાઉંન્ડીંગ ઓફ પૂર્ણાંકીત કરેલ ક્રમાંકો નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે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
જોડાવા બદ્દલ આભાર